દોરી, ઈ દોરી ડગાવી તો હું એટલી ડરી ગઈ કે બાજુમાં જે મારી, બાજુમાંં જે છોકરો ઊભો તો ને, એટલે મે આમ કસીને પકડી લીધી હતી. યાર, please મને બચાવો નહિતર હું પડી જઈશ. હું પડી જઈશ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

hello હ

અને બવ બધી આહી રીષિકેશમાં, પછી રીષિકેશ અમ રીષિકેશમાં શંકર ભગવાનનુંં એક મંદિર છે. તો ઈ પણ બવ મસ્ત છે. આમ આખુ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 હા હા, રીષિકેશની અંદર તમે જાવ ને તો તમને બવ બધા મંદિર જોવા મળે. હવે હુંં એ મંદિર ગઈ હતી પણ મને ઈ મંદિરનું નામ ખાસ યાદ નથી પણ બવ મસ્ત છે બવ મજા આવે ત્યાં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

અમ ગંગા નદી અને ત્યાંં કાઈંક ઘાટ હતો એક બવ મજા આવી. એનું આખુ જે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

ઓલી બાઈક જેવું હોય, ઓલા ધૂમ movie છે ને? ધૂમ movie માં ઓલો કેવી રીતે આમ ઓલુ, પાણીમાં ઓલી બાઈક જેવું કાઈંક હોય છે પાણીની. હું એમાં પણ બેઠી છું. અને round માર્યો છે

ઓલા, તરાઈ જેવું જ કાઈંક હોય, એમાંંઈ લોકો રાખે અને ખાલી કેટલા? ત્રણસો રૂપિયા, ત્રણસો શિલિંગ લીધા હતા અહિયા. અને પછી તમને ત્રણ round મરાવે ઈ આખા તરાઈના

અચ્છા! તુ ગઈ તો તે પોતે ચલાવી હતી, કે તારો friend હતો? ના, મે કોક બીજો, ઓલો જી, જેનુંં હોય ને ઈ બાઈક, ઈ જ આવે આપડી સાથે. કેમકે મને ત્યારે, ડર લાગતો. મને પાણીથી ડર લાગે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 હા, મને છે ને, swim કર, તરતા નથી આવડતું ને, એટલે મને ડર લાગે કે હું ડૂબી જાઈશ તો હા મનેય એમ જ means કે, હું આમ મને swimming કરતા નથી આવડતુ અમારે ત્યાં હર વખતે હું દરિયાકિનારે અમારે ત્યા માંડવીનો beach છે, દ્રગુડીનો beach છે ત્યાં કને ન્હાવાની બહુ મજા આવે

અમ બહુ મજા આવે અમારે તો હું હમણાં last મે જ્યારે હું હમણા ગઈ હતી ને swimming કરવા મતલબ sorry ન્હાવા માટે ગઈ હતી ત્યા કને મારી સોનાની વીટીં હોય ને સોનાની ring ઈ સોનાની ring દરિયાની અંદર ખોવાઈ ગઈ હતી

બહુ બધુ ખોવાઈ ગયુ હતું મારું હમ બીજી એકેય જગ્યા તને યાદ આવતી હોય તો?

બરાબર છે, એટલે આજે ફરવાનો plan છે એમ ને? હમ કઈ ચાલતું નહિ નવા-જૂની માં. એનું એ જ છે, જે છે એ. હમ, તમે શું કરો છો? પેલું insurance વાળું કરતાતા એ? તો, શેમાં, શેમાં જાઓ છો અત્યારે?

બરાબર છે. હા એટલે, મને એમ કે તમારી જોડે વધારે knowledge છે એટલે લાય હવે, એ field માં તમે નૌકરી કરી તો કદાચ એમાં વધારે knowledge હશે એમ.

હમ. હમ. હા

અ નઈ. મતલબ એ કેવી રીતના કામ કરતું હોય છે insurance? હા. એટલે એમ નઈ. ધારોકે આપણે એવું નથી હોતું એવું કે, એક મહિના નું કરવો, એક વરસ નું કરવો, બે વરસ નું કરવો, એવું કઈ હોય છે ને?

તો ગાડી માં કઈ રીતે કામ કરે? મતલબ insurance ધારો કે આપણે એક વરસ નો લઈએ છે, તો કઈ ગાડી માં accident થાય એવું કઈ પૈસા મળતા હોય એ રીતના? હમ. કે એ કેવો હોય? હા. હમ હમ.

હા હા. એવું? તો એ ગા, મતલબ એટલાનું ખાલી insurance મળી રહે. તો એ insurance. તમે ધારો કે એ insurance એક વાર ભરી દીધો, બરાબર. પછી તો એ insurance કામ માં ના આવે ને, કેમ સે એક વાર વપરાઈ ગયો હોય એવું કઈ હોય? એટલે, જેટલી વાર ઠોકાય એટલી વાર.

એટલે અને ધારો કે એક વાર

તો પાછો insurance લેવો પડે કે જૂનો છે એ જ ચાલે?

આ વસ્તુ નો insurance ના થાય, plastic નો insurance નઈ મળે તમને, તો engine નો insurance હોય ને એવું કંઈ? બરાબર. એટલે, એક મારા જ એક friend ને કિસ્સો એવો થયો હતો, કે આખી ગાડી, હા મતલબ accident થઇ ને ઉલટ સુલાત થઇ ગઈ, તો એમાં Body damage થઇ ગઈ તો એલોકોએ એવું કીધું કે અમે plastic insurance માં બદલી નહિ આપીએ એમ. જે plastic ની body હશે ને એવું કંઈક છે. એવું સાચું છે?

હમ. હા, હા.

હા. એટલે, આતો વાત એવું છે કે ધારોકે હવે આપણે જોયું હોય કે KTM bike છે તો એની fiber ને એવી બધી body હોય, અને એ ઠોકાય તો તો. કોઈ defend કરે જ નઈ ને આ. એમ કઉં છું.

હા. હમ્મ.

હા, એટલે insurance માં આઈ ગયું એ?

હા એટલે. હમ્મ. હા. હા હા. હવે, એટલે એનો તો કઈ વાંધો નઇ જેની લોખંડ ની body હશે, પણ આપણે insurance લેતા પેલા check કરી લેવું જોઈએ કે, કઈ રીતના insurance છે હે ને? એ લોકોએ મતલબ લખેલું જ હશે agreement માં. કે આ રીતના plastic હશે, કે આ રીતના damage હશે તો અમે replace નહિ કરી આપીએ હે ને? તમે, તમે ક્યાંથી insurance કરાવતા હતા? હા. હા.

હા. બરાબર. હમ્મ. તો, તો LIC નું કેમ ના કરાવ્યું મતલબ, એના બી સારા એના insurance માંય benefit સારા મળતા હોય છે ને, Medical ના ને એવા બધાં અને. હા નહિ તર, LIC ના બી સારા plan હોય છે ને ઘણી વાર? અને એ બો જૂની બી છે કંઈક insurance માટે. હા. હમ્મ. આપણે આ તમે કીધું. Body નું કંઈ કેટલું, Medical insurance, બરાબર. તો એ કઈ રીતના કામ કરતું હોય છે?

હા હા. એટલે એમાં કેવું હોય કે, આ તમે જે medical નું કોકહો છો બરાબર, તો એ એમાં કેવું, કે તમારે વર્ષ નું જ ભરી દેવાનું હોય કે મહિને મહિને payment કરતા હોવ છો? વર્ષ નું એક સાથે payment કરવાનું હોય એમ? પંદર-વિસ હજાર માં કેટલો insurance cover થતો હોય છે?

અ, hospital માં થી bill હોય કાં તો આ જ hospital માં દાખલ કર્યા હોય, તો જ insurance થતું હોય એવું.

તો એ વસ્તુ insurance માં ના આવે?

હા તો આપણે, હા તો એ medical તો ગમે તે હોય શકે ને, Heart attack તો ગમે ત્યાં આવી શકે. તો એનો insurance તો થવું જોઈએ ને?

તો એ બી આપણે જોવું પડે હે ને?

તો બધી hospital થી શું, શું ફર્ક પડતો હોય છે? એટલે એવું નહિ, તમારું જે તમે કીધું ને medical વીમો કરાયો તમે medical insurance કરાયો તમે બરાબર. તો એ એ કેવી રીતના છે, આ hospital વાળું છે કે, શું છે કે ગમે ત્યાં તમે ગમે ત્યાં જતા રહો ને બે લાખ સુધી નું bill આવે તો તમારું payment બે લાખ સુધી નું એ કરશે એવું ને? તો એ bill ને એવું તમારે બતાવવાનું રહેશે કે શું કરવાનું? આ ધારો કે તમે, આ તો ભગવાન ના કરે પણ તમે કદાચ બીમાર થઇ ગ્યા, અને કંઈક hospital માં જવાનું થયું. બરાબર. અને તમારે operation કરવાનું થયું, તો એટલે, હા તો, ત્રણ-ચાર લાખ રૂપિયાનું ધારો કે થાય છે તો તમને બે લાખ રૂપિયા સુધીનું insurance મળે? તો એ પેહલા તો તમારે ત્રણ-ચાર લાખ રૂપિયા ખરચવાના રહેશે નહિ? એવું નહિ. ધારો કે તમારું આ, હમ્મ, તમારું વાત કરું, ધારોકે ત્રણ-ચાર લાખ નું bill થાય ત્યારેતો બે લાખ insurance ના આવે, પણ પેહલા આપણે પોતાના ભરીને પછી bill દેખાડવાના હોય એવું હોય? તો, હમ્મ. હા. હા. બરાબર. એટલે જ તો

નહિ. તો આ medical સાથેનો, ધારો કે કોઈનું death થઇ જાય છે તો એનું insurance માં, પૈસા મળતા હોય છે એ રીતના?

હા એટલે છે કોઈ તમારામાં કોઈ relative માં? કે જેમણે આ રીતે death વાળું કરાવ્યું હોય. તો શું હોય એમાં, એમાં શું કરવાનું હોય?

બહુ નાનો હતો. એવું છે એટલે આ પપ્પા ને અનુભવ થયેલો છે, એટલે કોઈ insurance ના લેય પણ કોઈ ની જગ્યાએ પૈસા રાખે જેથી દવાખાનું કે કંઈ બી આવે છે વસ્તુ તો.

એવું છે. Insurance માં તો, અમારે અમારા ઘર માં આવું છે.

હા એટલે અતારે તમે જોતા હશો કે, T. V. માં બવ બધી એડ઼ો આવે, આ insurance વાળો છે, આ લે, મતલબ, પાનસો ને ઓગણપચાસ માં

હા એટલે કઈ વાંધો નઈ. તમે જોઈ લેજો તમારા ભાઈબંધો છે તમે કીધું એમ તો એ મતલબ search કરતા હોય આ રીતે, તો ખબર પડી જાય કે શું છે? Fraud છે કે ખરેખર કામ કરે છે કે નઈ એમ. આ mobile વળી વસ્તુ માં તો કોઈને આપણે ક્યાં શોધવા જઈએ એમ. મતલબ કે આ mobile ભરોસો ના આવેને insurance લેતા.

Process બી પુરી થઇ ગઈ, bill બી આપણે લઇ લીધા, પછી એલોકોનું કેવું હોય કે ધારો કે અમુક, એ કેય કે આ રીતે payment, payment એટલે મતલબ document મોકલાઈ દો. પછી document અ જતા રહે અને પછી એ કોઈ ગણકારે નહિ તો આપણે કોને શોધવું એમ? પાછું કોઈ આપણે તો કોઈ દહાડો કોઈ એ માણસને મળ્યા બી ના હોય. તો કેમ ની ખબર પડે કે ભૈ સાલું કે આ થઇ જાશે, આ વીમો. અગર ભવિષ્ય માં કોઈ problem આવશે તો આ insurance તો પાકી જ જશે એમ. તો આ જ રીતે તો ના ખબર પડે ને online?